નમસ્તે હોવ ટીઓ યુએસઇ recordMyDesktopપરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
રેકોર્ડમાયડેસ્કટોપ એ એક મફત અને મુક્ત સ્ત્રોત સ્ક્રીન કાસ્ટિંગ સોફ્ટવેર છે જે ઉબ્નટુલીનક્સ ઓપ્રેટીંગ સીસ્ટમ પર કામ કરે છે
સ્ક્રીન કાસ્ટિંગ સોફ્ટવેર પર વધુ માહિતી માટેકૃપા કરી આ વેબ્સાઈટ પર ઉપલબ્ધ હોવ ટીઓ યુએસઇ કેમ્સ્ટુડિયો પરનું સ્પોકન ટ્યુટોરીયલ નિહાળો
મેં પહેલેથી જ gtk recordMyDesktopઆવૃત્તિ 038 ડાઉનલોડ કરી છેઅને તેને સીનેપ્તિક પેકેજ મેનેજર દ્વારા મારા પીસી પર સંસ્થાપિત કરી છે
ઉબ્નટુ લિનક્સમાં સોફ્ટવેર કેવી રીતે સંસ્થાપિત કરવું તેના પર વધુ માહિતી માટે આપલે વેબસાઈટ પર ઉપલબ્ધ ઉબ્નટુ લીનક્સ પરના સ્પોકન ટ્યુટોરીયલ નો સંદર્ભ લો
એક વાર જો તમે રેકોર્ડમાયડેસ્કટોપ સફળતાપૂર્વક સંસ્થાપિત કર્યું તોમોનીટર અથવા સ્ક્રીનની ટોંચે આવેલ ઉબ્નટુ મુખ્ય મેનુ પર જાવ
Applicationsપર ક્લિક કરો અને Soundપસંદ કરો
આ કોન્ટેક્સટ ખોલશે તેમાં તમને gtk recordMyDesktopએપ્લીકેશન મળશે તેના પર ક્લિક કરો
આ gtk recordMyDesktopએપ્લીકેશન વિન્ડો ખોલશે
મુખ્ય એપ્લીકેશન વિન્ડો રેકોડીંગના અમુક સામાન્ય પેરામીટરોને વ્યાખ્યાયિત કરવા હેતુસર છેજયારે કે ટ્રે આઇકોન મુખ્યત્વે તમારી રેકોડીંગ ના રન ટાઈમના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે
તમારા સિસ્ટમ ટ્રે અઈકોમાં નવા પ્રવેશની નોંધ લો એક લાલ વર્તુળ જે રેકોર્ડ બટનને રજૂ કરે છે
સિસ્ટમ ટ્રે આઇકોન ત્રણ અવસ્થા ધરાવે છે રેકોર્ડિંગ રેકોર્ડીંગ સ્ટોપ સ્ટોપ પૌસે પોઝ જયારે recordMyDesktopપ્રસ્થાપિત થાય છેત્યારે આઇકો રેકોર્ડ ચિન્હ રહેશેએટલેકે લાલ વર્તુળ
જયારે કોઈ રેકોર્ડીંગ શરુ કરે છેત્યારે આઇકોન ચોરસમાં બદલાઈ જાય છે જે કે સ્ટોપ ચિન્હ છે
અવલોકન કરો કે અહી 2 ચોરસ છે
આ એટલા માટે કારણકે હું આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે recordMyDesktopવાપરી રહું છુ
રેકોર્ડીંગ અટકવવા માટે ચોરસ પર જમણું ક્લિક કરવું જોઈએ અને આઇકો પોઝ ચિન્હમાં બદલાઈ જશે
બે પાતળા સમાંતર અને ઉભા લંબચોરસો
રેકોડીંગ ફરી ચાલુ કરવા માટે પોઝ ચિન્હ પર ફરીથી ક્લિક કરવું જોઈએ
રેકોર્ડીંગ બંદ કરવા હેતુ ચોરસ પર ક્લિક કરવું જોઈએ
કોઈપણ પેરામીટર્સ સુયોજિત કરો તે પહેલાં હું તમને એક મહત્વની જાણકારી આપું
સિસ્ટમ ટ્રે આઇકોન માં આવેલ લાલ વર્તુળ પર જમણું ક્લિક કરો
અહી મુખ્ય એપ્લીકેશન વિન્ડોને દેખાડવાના અને સંતાડવાના વિકલ્પો છે
જયારે તમે રેકોર્ડીંગ શરુ કરો છો ત્યારે મુખ્ય વિન્ડો મૂળભૂત રીતે પોતેથી સંતાઈ જશે
તમે મુખ્ય એપ્લીકેશન વિન્ડોને દેખાડવાનું પણ પસંદ કરી શકો છો
આ વિકલ્પ પસંદ કરીને
સિલેક્ટ એઆરઇએ ઓન સ્ક્રીન એ તમે જોઈતા રેકોર્ડ માટેના વિસ્તાર વ્યાખ્યાયિત કરવાનો એક માર્ગ છે
આ વિકલ્પ પસંદ કરવાથી એક ચોકડીપેનમાં પરિવર્તિત થશે જેનાથી સ્ક્રીન પર કેપ્ચર દોરી શકે છે
ક્વિટ વિલ્પ recordMyDesktopથી બહાર નીકળવા માટે છે બરોબર મુખ્ય વિન્ડો પર આવેલ બટન સમાન
એપ્લીકેશન વિન્ડો પર પાછા આવીએ ડાબી બાજુએ એક દર્શાનીક પેનલ તમેન નાના વિન્ડો પ્રિવ્યુ સહીત મળશે
તે તમારા ડેસ્કટોપ ની નાની આવૃત્તિ દર્શાવે છે જેને રેકોર્ડીંગ વિસ્તાર વ્યાખ્યિત કરવા માટે ઉપયોગમાં લઇ શકાવાય છે
આ પેનલની જમણી તમને વિડિઓ ગુણવત્તા અને સાઉન્ડ ગુણવત્તા વધારવા અથવા ઘટાદવા માટે વિકલ્પો મળશે
મૂળભૂત રીતે વિડિઓ અને સાઉન્ડ ગુણવત્તા બંને 100 પર સુયોજિત થાય છે
આ સુયોજન ખૂબ જ સારી પ્લેબેક વિડિયો ગુણવત્તા તેમજ ઓડિયો ગુણવત્તા આપે છે
વ્યવહારિક રીતેકોઈ પણ રીતે એક મોટી ફાઈલ માપ છેસ્પોકન ટ્યુ્ટોરીઅલ બનાવવા માટેઆપણને 100160 વિડીઓ ગુણવત્તા ની જરૂર નથી કારણકે તેનાથી ફાઈલ માપમાં વધારો થાય છે
આ પેરામીટરો સાથે સેજ પ્રયોગ કરવું તમને પ્રમાણ માં સારી એક મહત્તમ ફાઈલ માપ વિડીઓ અને સાઉન્ડ ગુણવત્તા મેળવવાની પરવાનગી આપે છે
હું વિડિયો ગુણવત્તા 50 અને સાઉન્ડ ગુણવત્તા 100 સુયોજિત કરીશ
આ એટલા માટે કારણકે સાઉન્ડ સ્ટ્રીમનું માપ એ તમારી પરિણામી ફાઈલો આંશિક ભાગ જ કબજો કરે છે
મૂળભૂત રીતે રેકોર્ડમાયડેસ્કટોપ ધ્વની રેકોર્ડ કરતું નથીધ્વની કેપ્ચર સક્રિય કરવા માટેઆપણે સાઉન્ડ Qualityની ડાબી બાજુ એ આવેલ બોક્સમાં ચેક કરવું પડશે
ADVANCEDબટન ની નોંધ લો
ચાલો તેના પર ક્લિક કરીએઆ અહી દેખાયા પ્રમાણે બીજો એક ડાઈલોગ બોક્સ ખોલશે
રેકોર્ડમાયડેસ્કટોપ ના વર્તન ને વધુ સારું કરવા માટેઓછા માં ઓછુ એક વાર ADVANCEDવિન્ડો ની મુલાકાત લો
આ વિન્ડોમાંના તમામ વિકલ્પો જેમ તમે બંદ કરો છો તેમ જ સંગ્રહિત થાય છેઅને લાગુ થાય છે
આ વિન્ડોની મુખ્ય મેનુમાં ચાર વિકલ્પો છે
પ્રથમ ટેબ Filesછે
અહી બે વિકલ્પો છે
અહી પહેલાથી ઉપસ્થિત ફાઈલોને ઓવરરાઈટ કરવાનો વિકલ્પ છે જે કે સમાન ફાઈલ નામ સમાન સ્થાન પર રાખી મુકે છેજે તમે તમારી રેકોડીંગ માટે પસંદ કરો છો
મૂળભૂત રીતે આ વિકલ્પ બંદ રહે છે
જેથી ઉપસ્તિથ ફાઈલ કઈ પણ સ્પર્શ કરતું નથીસિવાય કે નવી વાડી તેના ફાઈલનામ સાથે તેના કર્મ જોડાણ કરીને સંગ્રહિત થાય છે
આમ જો તમે તમારી recordingઓજીવી તરીકે તમારી હોમ ડાયરેક્ટરીમા સગ્રહવું પસંદ કરો છોઅને ત્યાં પહેલેથી જ એ નામ ની ફાઈલ હોય તો નવી વાડી recording 1ઓજીવી
તરીકે સંગ્રહિત થશે જો recording 1ઓજીવી ઉપસ્થિત હોય તો નવી ફાઈલ recording 2ઓજીવી તરીકે નામ ધરાવશે અને એજ રીતે ક્રમશ
ચાલો હું એડવાન્સ્ડ ટેબ ફરીથી ખોલુંજો ઓવરવ્રાઇટ એક્સિસ્ટિંગ Filesવિકલ્પ ઓન હોય તો ઉપસ્થિત ફાઈલ કોઇપણ જાતના પ્રોમ્પ્ટ વિના રદ્દ થાય છે
તો આપણને તે સાથે વધારે સાવચેતી રાખવી જોઈએWorking Directoryવિકલ્પ એ એક સ્થાન છે જેમાં રેકોર્ડીંગ દરમ્યાન કામ ચલાઉ ફાઈલો સંગ્રહિત થાય છે
આ ફક્ત ત્યારે લાગુ થાય છે જયારે તમે એન્કોડિંગ ઓન થે ફ્લાય ભજવતા ન હો
આગલું ટેબ Performanceછે
અહી 5 વિકલ્પો છે
ફ્રેમ્સ પેર secondસુયોજિત કરવાની ખાતરી કરો
આ પેરામીટર માટે 2 ફ્રેમ સેકેંડ દીઠ એ સારું સુયોજન છેજયારે કેઉચ્ચ એનીમેશન વિડીઓ માટે 15 20 ફ્રેમો સેકેંડ દીઠ વચ્ચેનો કોઈ પણ ક્રમાંક સુયોજિત કરો
એન્કોડિંગ ઓન થે Flyવિકલ્પ recordMyDesktopને કેપ્ચર દરમિયાન એનકોડ કરવાની ફરજ પાડે છે
મૂળભૂત રીતે તે બંદ હોય છેઆ ત્યારે ઉપયોગી નીવડે છેજયારે તમને ઉચ્ચ fpsજોઈતું નથી અથવા તો તમે નાનો વિસ્તાર કેપ્ચર કરી રહ્યા હોવ
પરંતુ જો તે પ્રમાણ માં નાનો ના હોય એવા વિસ્તારની સુવાડી રેકોડીંગની જરૂર હોયતો તમને આ વિકલ્પ બંદ કરવું જોઈએ
જેવું કે પહેલા ઉલેખ્ખ કરાયું છેજયારે આ વિકલ્પ વાપરવામા આવે છે તો ધ્વની અને વિડીઓ ગુણવત્તા બને 100 પર સુયોજિત થવું જોઈએ
ઝેરો Compressionટેબ કેપ્ચર નું સંકોચન નિયંત્રણ કરે છે ક્વિક સબસેમ્પલિંગ ક્લરર્સ્પેસ ટ્રન્સ્ફોર્મશન ની ગુણવત્તા સાથે વ્યવહાર કરે છે
ફુલ શોટ્સ એટી એવરી Frameસંપૂર્ણ કેપ્ચર સક્રિય કરે છે
મૂળભૂત રીતે તે બંદ હોય છે
ત્રીજું ટેબ Soundછે
ચેનલ્સ વિકલ્પ પરિણામી ધ્વની સ્ટ્રીમમા ચેનલોની સંખ્યા સુયોજિત કરે છે
તે 1 અથવા 2 હોય શકે છેજયારે માઈક્રોફોનથી રેકોર્ડ કરી રહ્યા હોય ત્યારે એક કરતા વધુ ચેનલો ને પસંદ કરવું બિન જરૂરી હોય છે અને તે ફક્ત તમારી આઉટપુટ ફાઈલનું માપ જ વધારશે
એક રેકોડીંગ ની ધ્વની ગુણવતા માટે Frequencyસુયોજન લગભગ વધુ વ્યાખ્યાયિત ઘટક છે
મૂળભૂત રીતે 22050 છે જે કે સ્વાદ માટે પુરતું છેપરંતુ જો તમે સંગીત રેકોડીંગ કરી રહ્યા છો તોતમને 44100 ઉપયોગ કરવાની જરૂર રહેશે
ડિવાઇસ એ plughw00 પર સુયોજિત હોવું જોઈએ આ એવું હોવું જોઈએ કે તમારી પાસે ચેનલો અને ફ્રીક્વેન્સી વેલ્યુઓનું ચોક્કસ નિયંત્રણ હોય
ફક્ત ત્યારેજ ધ્વની સુગમતા પૂર્વક પ્લે થશેકોઈ પણ પ્રકારના કટફટ અથવા કુદકા વિના
defaultનાના વર્ણક્ષરોમાં ટાઈપ કરવું
જો તમે રેકોડીંગ માટે બાહ્ય જેક વાપરી રહ્યા છો તોઆ બોક્સ ચેક કરો
ચેનલ્સ ફ્રીક્વેન્સી અને ડિવાઇસ ક્ષેત્રો નિષ્ક્રિય રહેશે
આ સુયોજનો હવે જેક સર્વર દ્વારા આપવામા આવે છે
જેક કેપ્ચર સક્રિય કરતા પહેલાતમને એ વાતની ખાતરી હોવી જોઈએ કે જેક સર્વર ચાલી રહ્યું છે
છેલ્લું ટેબ છે Miscellaneousઅહી વિભિન્ન વિકલ્પો છેજે ઘણી ઓછી વાર ઉપયોગમા આવે છે
અહી મહત્વપૂર્ણ વિકલ્પ છેFollow માઉસ વિકલ્પજયારે ચેક કરાય ત્યારે કેપ્ચર વિસ્તાર સ્ક્રીન પર માઉસ જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં અનુસરણ થયીને ખસેડાશે
જયારે અન્ચેક્ડ થાય છે ત્યારે કેપ્ચર વિસ્તાર માઉસ હલનચલન થવા છતા સ્થાઈ રહે છેએનો નમુનો હું તમને વેહલા સર બતાવીશ
સાથે જ ચાલો હું સ્ક્રીન પરના આઉટલાઈન કેપ્ચર વિસ્તાને ચેક કરું
અત્યારે આપણે આ વિન્ડો બંદ કરીશુંયાદ રાખો તમામ સુયોજનો આ વિન્ડો બંદ થતાની સાથે જ સંગ્રહિત થઇ જશે
ડિસ્પ્લે પેનલના પ્રિવ્યુ વિન્ડોમા ચાલો આપણી સેમ્પલ રેકોડીંગ માટે કોચર દોરીએ
ડાબું માઉસ બટન ક્લિક કરો ડ્રેગ કરોબટન મુક્ત કરો
તમને નાનું લંબચોરસ પ્રિવ્યુ વિન્ડો અને મોટું લંબચોરસ તમારી સ્ક્રીન પર મળશેઆ વાસ્તવિક કેપ્ચર વિસ્તાર છે
આ લંબચોરસ અંદર તમામ પ્રવૃત્તિઓ ડેમો રેકોર્ડિંગમા કેપ્ચર કરવામાં આવશેહવે ડેમો રેકોર્ડિંગ કરીએ
હું રેકોર્ડ આઇકો પર ક્લિક કરીશHello એન્ડ વેલકમ ટીઓ થે ડેમો રેકોર્ડિંગ યુઝિંગ રેકોર્ડમાયડેસ્કટોપ
થિસ ઇસ એ ડેમો રેકોર્ડિંગ ટીઓ ડેમોન્સ્ટ્રેટ હોવ ઇઝી ઇટ ઇસ ટીઓ ક્રિએટ એ સ્પોકન ટ્યુટોરિયલ
ક્લિક ઓન એપ્લિકેશન્સ - ચૂસે ઓફિસ વર્ડપ્રોસેસર
લેટ મે ટાઇપ ડેમો હેરે એન્ડ ક્લિક ઓન થે સ્ક્વેર આઇકોન ટીઓ સ્ટોપ થે રેકોર્ડિંગ
રેકોર્ડમાયડેસ્કટોપ હવે એન્કોડિંગ કરી અને મુવી બનાવે છે ઓજીવી ફોર્મેટમાં
ચાલો ઓપન ઓફિસ writerબંદ કરીએ
આ એન્કોડિંગ પૂર્ણ થયું છે અને મુવી હવે તૈયાર છેચાલો તપાસીએ
આપણે હોમ ફોલ્ડર માં આઉટપુટ ઓજીવી ફાઇલ મળશે
હોમ ફોલ્ડર પર ક્લિક કરોતે અહી છેઆ આપણું ડેમો રેકોડીંગ છેચાલો શરુ કરીએ
તેથીમને આશા છે આ ટ્યુટોરીયલ માં આપેલ માહિતી તમે તમારા કમ્પ્યુટર પર રેકોર્ડમાયડેસ્કટોપ વાપરવા માટે મદદ કરશે
આ મુક્ત અને ઓપન સોર્સ સોફ્ટવેર સ્થાપિત કરો અને ઓડિયો વિડિઓ ટ્યુટોરિયલ્સ બનાવવા માટે તેનો ઉપયોગ કરો અને તમારા જાતે ઑનલાઇન દ્રશ્ય મોડ્યુલો શીખો
સ્પોકન ટ્યુટોરીયલ એક્ટીવીટી એ તલ્ક ટીઓ એ ટીચર પ્રોજેક્ટની એક પહેલ છે જે આઇઆઇટી બોમ્બે પર વિકસિત થઇ છે અને httpspoken tutorialorg દ્વારા સંચાલિત છે
આ માટે ભંડોળ આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આવ્યું છે
વધુ માહીતી માટે કૃપા કરી httpspoken tutorialorgNMEICT Intro લીંકનો સંદર્ભ લો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
જોડાવાબદ્દલ આભાર